આપણને કઈ દે છે એ હોય છે best friend best friend ઍટલે ગુજરાતી માં તો આમરે પ્રિય મિત્ર અને મિત્ર તો કોઈ કહેતુ નહિ

નામ કરતાં એ વધારે suit કરે છે એના લીધે એવું નહિ કે ખરાબ word આહ obviously ખરાબ word જ છે પરંતુ એ સારું ભાવનદાયક પ્રેમદાયક word થી બોલાવતા હોય છીએ એ હોય છે પ્રિય મિત્ર best friend નમસ્તે, મારૂ નામ જ્યોતિ દોલેરા છે. આજ હું દશામાંના વ્રત વિષે તમને વાર્તા કહીશ આ વ્રત અષાઢ દિવશે લેવાય છે વ્રત લેવાની સવાર ને સ્નાન કરીને વાર્તા,

ચાંદીની સારણી ઘડાવી સુપાત્ર બ્રાંમણને દાનમાં આપી. અષાઢ મહિનો આવ્યો દીવાસાનો દિવસ આવ્યો. ગામ ની સ્ત્રીઑ આ વ્રત કરનાર માટે નદીએ નાહવા ગયી. નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો રાણીએ આ રાજાને દાસીને પૂછ્યું. આ બધી સ્ત્રીઓ સાનું વ્રત કરે છે રાણી, આ બધી સ્ત્રીઓ દશામાંનું વ્રત કરે છે. દસ સૂતર ના તાતણા લે છે અને દસ ગાંઠો વાળે છે. ને પછી દોરાને કંકુ લગાડે છે. આ વ્રત કરવાથી શું લાભ? આ વ્રત કરવાથી નિંદર ને ધન મળે, સંસાર ને સુખ મળે. રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને, એમને રાજાને પૂછ્યું પણ રાજાએ ના પાડી કારણકે એમને કોઈ એમને કોઈ ખોટ નહોતી. રાજાના અભિમાન ભર્યા શબ્દો સાંભળી રાણી રિસાય ને સુય ગયાં એજ રાતે દશામાં ગામમાં ફરવા નિકડ્યાં. આખી રાત, આખા નગરમાં ફરી વર્યા વહેલી સવારે આખા નગરમાં આંધા - દુંધી ફેલાય ગય, ભંડાર ખાલી થય ગયાં, કોઠાર પણ ખાલી થય ગયાં રાજ્ય ની પ્રજા પણ ચીતરેહાલ થય ગયી, રાજા રાણી તે હાથે પગે,

સાથે બે કુવરો પણ હતાં. ચાલતાં -ચાલતાં તેઓ રાણીની બહેનપણી ને ઘરે આવ્યાં, ત્યારે બન્ને રાજકુવરોને ભૂખ લાગી રાણીની બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે એને ખીજાયને, જાણે રાણ ભિખારણ તને ખાવાનું માંગતા શરમ નથી આવતી આવા વેણાં સાંભળી એટલે આગળ વધ્યાં રસ્તામાં વાવ આવી બન્ને કુવરોને તરસ લાગી, એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયાં ત્યાં દશામાંએ એમને વાવમાં ખેચી ગયાં રાજા -રાણી તરતાં -તરતાં આગળ વધવા લાગ્યાં રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યાં તેઓ ગયાં રાજાએ પોતાની બહેનને, સમાચાર મોકલ્યા એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુખ પડ્યું હશે નહીંતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં. આમ, વિચારીને બહેનને સુખડી બનાવી માટલામાં સુખડી તથાં સાવ સોનાનું સાકડું મૂકી, પોતાનાં ભાઈને મોકલ્યું ભાઈને માટલું મળ્યું અને માટલું ખોલીને જોયું તો સુખડીની કોલસાં થય ગયાં અને સાકડ ને સાપ થય ગયો આ જોઈને ભાઈ ને લાગ્યું કે મારી બહેને આ,

આવી ચડ્યાં તેઓ રાજાને ખોવાયેલો કુવર શોધતાં ગયાં અને ચીભડા સામે નજર પડતાં ચીભડું રાજ કુવરોનું માથું બની ગયું. આથી સિપાઈઓને લાગ્યું કે આ લોકોએ જ રાજાના રાજકુવરને મારી નાખ્યો છે. એટલે એમને પકડીને,

આથી રાણીને કારાવાસમાં દશામાનું વ્રત કર્યું અને નકોડાં ઉપવાસ કર્યા અને દસમે દિવશે માટીની સારણી ની પુજા કરી અને નગરના રાજાને, સ્વપનમાં આવી ને દશામાં એ કહ્યું કે આ રાજા -રાણી ને વગર વાંકે તે કારાવાસમાં પુર્યો છે તો તું છોડી મુકજે તારો કુવર સવારે ઘરે આવી જાશે અને ખરેખર એમ બન્યું, રાજા -રાણી કારાવાસમાંથી છોડી મૂક્યાં અને ચાલતાં -ચાલતાં તેઓ પાછાં આવ્યાં અને પોતાની બહેનનાં નગરમાં આવ્યાં ત્યાં આવીને માટલું જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ, અને સાપ હતો એ સોનાનું સાકડું બની ગયો સુખડી અને પેલું સાકડું લઈ ને તેઓ વાવ પાસે આવ્યા. ત્યાં દશામાંને એમને બન્ને કૂવરોને લઈને એમની રાહ જોતાં બેઠાં હતા. રાજા - રાણી આવ્યાં એટલે તેમનાં કૂવરોને તેમને સોંપી દીધાં અને કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહીમાં સમજો અને રાજ્ય સંભાળી લો રાજા -રાણી પોતાનાં રાજ્યમાં પાછાં, આવ્યા. રાજા, રાજામાં થઈ ગયું રાજા -રાણી ને વ્રત પૂરું કરવાની કરવાનું કહ્યું વ્રત સરું કરી અને એમને વ્રતનું ઉજ્વણું કર્યું જય દશામાં તમે ત્યાં રાજા -રાણીને હવે હું સંતોષીમાં ના વ્રત ની વાત કહીશ આજ રીતે શુક્રવારે કરે છે શુક્રવારે સવારમાં નાહી -ધોઈને વાર્તા સાંભળે છે વાર્તા સાંભળતી વખતે હાથમાં, ગોળ અને ચણા રાખે છે, કળશનું સ્થાપન કરે છે, વાર્તા પૂરી થાય એટલે હાથમાં રાખેલ ગોળ અને ચણા ગાય ને ખવડાવી દે છે અને કળશ રાખેલો અને ગોળ ને ચણા પ્રસાદ આપે છે. તે દિવસે એક કામ કરવામાં આવે છે. કોણ, ખાટું ખાવામાં આવતું નથી એક તે કંકુ ડોશી આ કંકુ ડોશી સાત દીકરા એમના ને, સાત દીકરા એમાં એના છો દીકરા વહાલાં હતાં અને એક સાતમો દીકરો હરખામણો હતો. આ કંકુ ડોશી એ છો દીકરાને સારું -સારું ખવડાવિયા અને પીવડાયા આગ્રહ કરે, કરવાને ખવડાવે પરંતુ જે કઈ વધ્યું -ઘટ્યું હોય એ સાતમાં દીકરા શિવલાને ખવડાવે શિવલાની વહુ બેઠી બેઠી આ બધું જોયા કરે અને મનમાં ને મનમાં, ગાયા કરે પણ થાય શું એ પણ શું કરે એ વસ્તુ એનાથી રહેવાયું નહીં એટલે એને પોતાનાં પતિ ને કહ્યું તમે તો સાવ ભોળા, તમે કેમ છો તમારા બા તમારા છો ભાઈઓને સારી રીતે જમાડે છે અને તમને એવુજ આપે છે. આપે છે હાથે કરીને તો શિવલાએ તો વાત ટાડી દીધી પણ એમ કરતાં -કરતાં દિવશો પસાર થવા લાગ્યાં ને થોડા દિવસ પછી આવી પહોચ્યા એક દિવસ ઘરમાં, જમવામાં લાડું બનાવ્યા છો એ ભાઈ ને સાથે બેસી જમવા બેસાડીયા અને નાનો શિવલા ને છાનો -માનો છુપાવિને જોવા લાગ્યો ડોશી ને આગ્રહ કરી કરીને છો એ ને જમાડયાં પછી આ તે, તેમાથી વધ્યું -ઘટ્યું હતું એ એક થાળીમાં ભેગું કર્યું અને કંકુ ડોશી એ શિવલાને બૂમ મારી અલા શિવલા આજે જામી લીધું તો, અને તું ક્યાં ચાલ્યો ગયો હતો લે જામી લે, આ જોઈ શિવલો આખો કઠ રૂધાઇ ગયો અને એને જરા સ્વકમ્પે કહ્યું કે બા આજે મારી તબિયત સારી નથી એટલે મારે જમવું નથી. પણ જે ભાવે તે જમી લે ને દીકરા ના બા સારું બેટા જેવી તારી મરજી, માં એ કહ્યું, અને તરત જ શિવલા એ તેની પત્ની પાસે ગયો અને પત્ની શિવાલીએ કહ્યું કમાવા માટે જાવ છું માટે મારા માટે ભાથું તૈયાર કરી દે, માટે એની પત્ની એ ભાથું તૈયાર કરી રાખ્યું આ ભાથું અને બે જોડી કપડાં નો એક પોટલી બાંધી શિવલો કમાવા માટે,

પણ લો આ થાપો જે મારૂ સંભાર્ણું છે ભગવાન તમને તાજા માજા રાખે અને બારણાં માં ઉપર થાવણાનો થાપો મારી દીધો અને તેની પત્ની ની વિદાય લઈને ચાલીને ચાલ્યો ચાલતો -ચાલતો શિવલો અને એક મોટા નગરમાં જઈને ત્યાં એક મોટો વેપારી ત્યાં, હવે તે વેપારી ખૂબ જ દ્યાન આપતો અને સેઠ ને ખૂબ જ ફાયદો થવા લાગ્યો અને પરિણામ શ્રેષ્ઠ અને મહેનત જોઈને, વેપાર માં સારી કમાણી થવા લાગી આ બાજુ શિવલાની વહુને માથે દુખના ડુંગર ઉટવા લાગ્યાં શિવલાની, એની પત્ની પાસે ઘરનું બધું કામ કરાવે એક દિવસ ની વાત છે શિવલાની વહુ જંગલમાં લાકડાં કાપવા મોકલી રસ્તામાં જતાં -જતાં એને જોયું ઘણી સ્ત્રીઓ કઈ વ્રત કરતી હતી એમ કરીને એ સ્ત્રીઓ પાસેથી એને પૂછવા લાગ્યું, બહેનો તમે ત્રણેય કયું વ્રત કરો છો અમે તો સંતોષીમાંનું વ્રત કરીયે છે આ વ્રત કરવાથી શું લાભ હોય છે આ વ્રત કરવાથી આપણને દુખ શરીર અને સુખ સંપન્તિ, મળે છે જે વ્રત કુવારી કન્યાઓ અને મનગમતો વર પણ મળે છે જે કોઈને પતિ પરદેશ ગયો હોય અને ઘરે આવ્યાં આ વ્રત કરનારા ને બધી મનોકામના પૂર્ણ થાય છે પણ બહેનોએ આ વ્રત કરીને કેવી રીતે આ વ્રત કરવાનું તો ઘણું સહેલું છે જમ્યા પહેલાં સંતોષીમાં ની વાર્તા સાંભળવી ઘી નો દીવો કરવો અને આંગડી, લઈને પ્રસાદ પહોચી અ કોઈને વધારે નબડા હોય તો આ વ્રત, નંગ ઉપર મળે છે કોઈના ગ્રહણ ઓછાં હોય નબડા હોય તો, અને એનું ઉજ્વણું કેવી રીતે કરીશું? શુક્રવાર પૂરા થાય એટલે અઢી લોટનો થાળ ખીર અને ચણા નું શાક બનાવી બધા પાડોશી અને આઠ બાળકો ને જમાડવાં અને દરેક ને યથા શક્તિ દક્ષિણા આપી વ્રત નું ઉજાણું કરવું શીવલાની વહુ તો ચાલી નિકડી અને તે દિવસે શુક્રવાર હતો ત્યારથી તેને સંતોષીમાંના શુક્રવાર ચાલુ કરી દીધા આંખ ના તાણે શુક્રવાર કર્યા અને શિવલાએ તેની પત્ની ઉપર સોં રૂપિયા, money order કરીયુ એટલે એણી જેઠાણીએ હા આદર્શ આ તો અમારી વાત સાંભળીને તમારા બધાને એમાં સ્થળ હતું ગામ નું પાદર અને ખેડલાદાદા જ્યાં આર્ય

આ તંત્રીઓને પણ ઠીક જાતજાતના સાહેબ આ તો પાપી પેટનું સવાલ છે. આવી કહેવત કઈ અમે ઇન્ટરવ્યૂ માટે તમે જે આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એ બધી ફોર્માલિટી ના કરો તો પણ ચાલશે. સીધા મૂળ વાત પર આવી જશો તો તમારું ગામ ઓછા સમયમાં પૂરું થશે. એમ મને લાગે છે. તમારી સીધી અને સરળ વાત મને ગમી. આડુ અવળું અમને ફાવે નહીં અને આવડે પણ નહીં.

મને લાગે છે મારું નામ વિસામો છે. લાગે છે મતલબ, આપને આપણા નામની જાણ નથી? વાત એમ છે કે અમારા નામમાં ખાસ પડવાની ખાસ પ્રથા નથી. પરંતુ અહીં આવતા લોકો આ જ વિસામો આવ્યો એમ કહેતા જ, તમારી જ્ઞાતિ કઈ છે? હજુ એકવીસમી સદીમાં પણ તમે લોકો આ પ્રશ્નમાંથી બહાર નથી નીકળતા. જો તે ક્યાંથી નીકળ્યો તમારા માટે તો એને માટે સત્તાની ખુશી હોય પણ ખેર જવા દો પંચાયત કરવી એ અમારું કામ અમારું ગજું નહીં. આ મારા પ્રશ્નનો જવાબ નથી. ઠીક છે લખો મારી જ્ઞાતિ. બોલો. આભાર તમારી ઉંમર?

અમ તો પછી તમારા જન્મ અને ઉછેર વિશે તે બે ચાર વાત કરશો. અમે તો જેમ અમને માવજત ની જરૂર ન પડે. તો એમ જ મોટા થઈ જાય. એમ અમે પણ જાતે જ પૂછી રહી જઈએ હા નાનો હતો ત્યારે ક્યારેક કોઈ બી ચાર લોટા પાણી પીવડાવી જ હતું. તમારો અભ્યાસ અને તમારો શિક્ષણ ક્યાંથી થયું છે? અભ્યાસ માટે ધરતી અને આકાશ એ અમારી યુનિવર્સિટી. અને શિક્ષણ તો હજુ ચાલુ જ છે. જીવન પર ચાલુ જ રહેશે અને કંઈક નવું શીખતા જ રહીએ છીએ. અચ્છા તો તમારું કામ શું કરો છો તમે અને તમારી આવક શું છે? અમારું મુખ્ય કામ અમારી પાસે આવનાર દરેકને છાતા આપવાના પંખી અમારી ડાળે ડાળે રહેલા ટચુકડા ફ્લેટ બનાવે અને કલર કરી રહે એટલે આવક. અમારી આવક અસંખ્ય ચબુકા અહીંયા અનેક આજકા એ એક એક આજકા પાછળ તો તમારા બિલ ગેટ્સ કરતા પણ આવક વધી જાય. અમે લોકો બધી વસ્તુની કિંમત. વાત સમજો ને એટલે તમને સમજાય એ ભાષામાં તમને કહીએ. okay okay તો તમે મેળવેલી અગત્યની કોઈ સિદ્ધિ છે કે હું તમને કામ ઉપર રાખી શકું. આ તાપ, વરસાદ, વંટોળ, કે વાવાઝોડા રક્ષણ આપવું તે સિદ્ધિ ગણાય કે નહીં એ તમને ખબર નથી. અમ સમાજમાં તમારું સ્થાન શું છે? લોકો અમને પ્રેમથી દાદા કહે છે. વાર તહેવારે અમારી પૂજા કરે છે. તે વાત અમારું સ્થાન સમાજમાં સૂચવવા પર્યાપ્ત નથી. હું તમને ક્યારેય ડર લાગ્યો ખરો? ડર અમે તો વાસો વરત કરનાર અને ફરી ફરીને ખીલનાર અમને ડર સાનો? તમારો કોઈ એક જ સંદેશ આપવાનો હોય તો લોકોને કયા સંદેશ આપવાનું પસંદ કરશો? એ પણ કોઈ ઋષિ સમાજ વ્યક્તિએ ગાંધી ઘટા સંભળાવી હતી. મેં પણ હોશે હોશે ધ્યાનથી સાંભળી હતી. અમ અર હા હા એ અમારા નારાયણભાઈ દેસાઈ બીજું કોણ! હા હા એ જ મારે જો કોઈ સંદેશ આપવાનો હોય તો હું પણ એમને ગાંધી કથામાં કહેલું. એ એક જ વાક્ય મારું જીવન એ જ મારો સંદેશ. ઓહો તમારો કોઈ મિત્ર ખરા? કે એકલા જ ફરો છો? ગણ્યા ગણાય નહીં અહીંયા વિનાય નહીં એટલા હતા. પણ કમ નસીબે અહીંયા બધા વયા ગયા. કેમ એવું થયું? મને લાગે છે કે તમારા ગરમ મિજાજ ના કારણે તમારા મિત્રો તમને છોડી ગયા છે.

બધા હોમાઈ ગયા માનવજાતના લોકમાં કપડછતા લોકો અને સ્વાર્થ એ તમારા જેવા લોકો પોતાની મહત્વકાંક્ષા ના લીધે અમારા જેવાને જીવવા નથી દેતા. okay ઘણું સરસ.

તમે મને એમ કહો કે અમ કે બોલો તમે બીજું શું કહેવા માગો છો. બોલો હજુ શું પૂછવું છે. મને લાગે છે અહીં તમને તો દરેકને મળવાનો સાંભળવાનો મોકો મળતો હશે. તમારે એમના વિશે કશું કહેવાનું છે કોઈ યાદગાર પ્રસંગ, કોઈ યાદગાર વ્યક્તિ કે કોઈ એવી ઘટના જેના વિશે તમને કહેવું ગમે. જેણે તમારી ઉપર કોઈ અમિત છાપ છોડી હોય. અને એવી કોઈ વાત કરશો તમે તમે તમારું કોઈ experience share કરવા માંગો છો. કેમ મૌન થઈ ગયા? મારા પ્રશ્નનો જવાબ તો આપો. શું કોઈ એવી યાદ નથી તમને?

શું કહું ભાઈ આ જિંદગીમાં એટલું બધું જોયું જાણ્યું અને સાંભળ્યું છે કે એ બધું તો વિગતવાર કહેવા બેસો તો એક જન્મારો ઓછો પડે. છતાં બે ચાર વાત કહેશો તો તમારો આભાર. બે ચાર યાદગાર પ્રસંગ એવું કંઈ. અન્યાય કરનાર જ નહીં પરંતુ મોંઘે મોઢે અન્ય સહન કરનાર કે અન્યાય થતો જોતા રહેનાર પણ ગુનેગાર ગણાય. ચટાયુ ની માફક અન્યાયનો પ્રતિકાર કરી શકવાનું સામર્થ્ય અમને નથી મળ્યું. પણ આજે હૈયાની વાત કહી થોડું હળવું થવું ગમશે.

બસ એક માત્ર ઝંખનાથી thank you તો શરૂ કરો ને. આજે નહિ એ માટે તમારે આવતીકાલે ફરી આવવું પડશે. આવતીકાલે કેમ આજે કોઈ તકલીફ છે? busy છો?

યાદ કરવા માટે મારે સમય જોઈશે. અરે પણ એકાદ નાનો experience share કરો કે જેથી અમને તમારા વિશે વધુ જાણ મળે. ના ના કાલે મળીએ આજે નહીં થાય. અરે પણ આપણે હજી પૂરો આપણો સમય પૂરો નથી થયો ઇન્ટરવ્યૂ નો.

અચ્છા તો તમારા બે-ત્રણ મિત્રના નામ બોલો જે તમારી સાથે હતા. ફરીવાર એવો એક મોકો મળે કે ન મળે કોને ખબર. એટલે જ કહીએ છીએ આજે એક બે પ્રશ્નના જવાબ આપો પછી આપણે આપણું ઇન્ટરવ્યૂ કાલે continue કરીશું. દાદા જરૂરિયાતો મારું ગૌરવ. મારી પ્રતિષ્ઠા છે. આમ પણ મારે કોઈ મોટા શોખ અચ્છા હું તમને દાદા કહીને બોલાવી શકું છું ને? હા કશો વાંધો નહીં જરૂર બોલાવી શકો છો. મારું નામ વડલા દાદા છે. વડલા દાદા અને મારું નામ ઉજાસ છે. તમારું ઇન્ટરવ્યૂ લઈને મને ખૂબ આનંદ થયો. મને પણ તમારી સાથે વાતો કરી મન મન હૈયું ખાલી કરવામાં મને હળવાશ અનુભવ થયો. હા તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. હર હર મહાદેવ. હજુ પણ દસ સેકન્ડની વાર છે સૂર્યાસ્ત થવામાં. તમે કઈ વાત કરવા માંગશો? નાના ચાલો તો હવે આપણે કાલે મળીએ. okay thank you કાલે મળીએ. sure નમશકાર હું BSNL થી અનીતા વાત કરું છું. આપની શું સહાયતા કરી શકું? જી madam, આવાજ બહુ ઓછો આવી રહ્યો છે આપનો.

જી madam check કરી લઉં છું. આપનું શુભ નામ જાણી શકું? અને આપનું જિલ્લા, તાલુકા જાણી શકું છું? હાંજી, ચેક કરી લઉં છું મેડમ આપ લઈન પર રહો. આપને જેમાં song change કરી શકો છો એવો જ plan જોઈએ છે ને madam free? હાંજી, અ madam અમારી પાસે એક plan છે. આપને ઓગણીસો નવ્વાણું નું plan છે. અવાજ આયો? ઓગણીસો નવ્વાણું નો plan છે. તેમાં આપને ત્રણ સૌ પાંસઠ દિવસ માટે validate રહેશે. જી. unlimited calling છે જે local STD એની network national roaming પણ include છે. છસસો GB data છે. અને સૌ SMS પર ડે છે. plus એમાં આપને contact છે, જે ત્રીસ દિવસ માટે છે, એને એની validity. અને unlimited સોંગ change option પણ છે. જે આપ use કરો અ use કરી શકો છો ત્રીસ દિવસ માટે. એમાં આપને song change જે option છે એ ત્રીસ દિવસ માટે છે. એક મહિના માટે madam. એક મહિનાની અંદર તમે કોઈ પણ song change કરી શકો.

અમે અહીયાં થી service activate કરી શકીએ છે. એ BT code તમે અહીયાં બતાવો

જી madam. આપના handset માં આપ search કરીને શકો છો. પણ તેના માટે chargeable રહેશે. આપનું મનપસંદ caller tune જે છે, તેનું charge રહેશે. આપના મનપસંદ caller tune બાર રૂપયા છે અને મહિના ના total આપના પેંતાલીસ રૂપયા deduction રહેશે madam, first month માં. ત્યાર પછી જે monthly charge છે, એ ત્રીસ રૂપયાનું રહેશે. જી, અને એના માટે જે process છે. કે આપને capital માં search type કરવાનું છે, space, આપના song નું નામ અને five six seven double nine ફાઇવ સિક્સ સેવન ડબલ નાઇન પર send કરવાનો રહેશે.

હા જી madam. પણ મેં એમ જાણવા માંગુ છું કે તમારે ભક્તિ song છે, album છે કે પછી movie song છે? movie song છે. તો તેના માટે આપને search capital letter માં search type કરો S, E, A, R, C, H search save આપના song નું નામ અને five six seven double nine પર send કરી દો.

એટલે પા છપ અ છપ્પન સાત સૌ નવ્વાણું પર. એના પર આપને મેસેજ કરવાનો રહેશે. capital માં S, E, A, R, C, H search કરો, space, આપના song નું નામ અને

હા જી madam. એમાં આપને top up recharge કરવો પડશે. તમે દ~ minimum તેમાં આપડે બેત્તાલીસ રૂપયા deduction રહેશે. એના માટે આપને સાઈઠ રૂપયાનું charge કરો. એમાં આપને forty-seven રૂપયા balance જેવું આવશે main account માં અને તેમાંથી આપનું deduction થશે madam.

જી madam, આપ song change કરી શકો છો. હા જી madam, તેમાં તમ જેટલા song તમે select કરશો એટલા song નું charge લાગશે. એક વર્ષ માટે? madam એમાં કેવું છે, જ્યારે તમે કોઈ caller tune activate કરો છો, તો આપના main account balance હોવું જરૂરી છે. જે આપનું balance deduction થતું રહેશે અને આપનું caller tune activate રહેશે.

જી, line પર બની રહેવા બદલ ધન્યવાદ madam. આપને capital letter માં N T type ટાઈપ કરવું છે. N T એટલે name tune નું shortcut. capital letter માં એન t space આપનું નામ અને છપ્પન સાત સૌ સિત્યોતેર એટલે five six seven seven. હા, five six triple seven ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટલે છપ્પન સાત સૌ સિત્યોતેર. પાંચ છો સાત સાત સાત.

capital letter માં N T. N T એટલે name tune madam shortcut માં. N T space આપનું નામ અને five six triple seven ફાઇવ સિક્સ ત્રિપલ સેવન પર send કરવાનો રહેશે. ઠીક છે? આ charge હા. જી madam જણાવી દઉં છું આપને. એમાં આપને fix monthly rental છે ત્રીસ રૂપયા અને song select કરવાના charge રહેશે બાર રૂપયા. total આપના monthly rental રહેશે આપનું બેત્તાલીસ. રૂપયા. અને જે activation ની process છે એ seven days ની working activate થઈ જશે madam.

સોરી mam, અસુવિધા માટે ક્ષમા ચાહું છું. પણ આમાં એવું તો કોઈ plan નથી જેમાં આપને એક વર્ષ માટે unlimited song change option હોય.

ત્યાર પછી તો આપને chargeable રહેશે. BSNL ની callertune, જે free PR હા madam. જી madam ગમે, આ એવું છે કે તમે ગમ્મે તે કોઈ પણ plan validity નું recharge કરાવો છો, તેમાં જે free B R P T હોય, તે company ની caller tune હોય છે. તો એ plan તમારું activate રહી શકે છે. અને રહે રહે જે plan તમારું activate રહેશે અને એમાં જો service available રહેશે તો free P R B T આપને મળી જશે.

madam તમે જે plan એક જતો ધારો કે એકસો સાત નો plan છે, ચ ચોરાણુંનો plan છે, એકસો ત્રેપ્પનનો plan છે. એના સિવાય જે આપને અધર જે કોઈ બી plan છે એમાં જો valid રહેશે free P R B T, તો આપને automatic activate થઈ જશે.

check કર લઉં છું. જે નંબર પર call કર્યો છે madam આજ નંબર છે આપનો?

જી madam, આપની જે caller tune છે, આપના charge cut થયા છે અને આપની મનપસંદ caller tune activate નથી થઈ. એવું ને? જી madam. madam, આપને જે song select કર્યો છે, તે અત્યારે BSNL માં valid નથી.

sorry madam, ઓગણ ચાલ્લીસ રૂપયા. પચાસનો recharge કરો, તો તેમાં આપને ઓગણ ચાલ્લીસ રૂપયા, તો આ રીતે થાય.

હમ્મ. હા. જી madam madam, આમાં તમારે કેવું છે, main account માં balance minimum forty, forty-one હોવું જોઈએ. જેમાં deduction આપને forty-two રૂપયા થાય. તો એનાંથી વધારે balance હોવું જોઈએ. મિનિમમ આપ સાઈઠ રૂપયાનનું recharge કરાવો છો topup,